પેન્સિલ રબર સંચો ગુંદર પીંછી કલર વગેરે બધી એવી વસ્તુઓ મૂકવામાં આવી છે.

આમાં ત્રણ પુરુષો છે આમાં બે મહિલા છે અને તેઓ લગ્નના કપડાં પહેરીને તૈયાર થઈને એક સેલ્ફી લે છે.

મંડપ દેખાઈ રહ્યો છે ત્યાં ચેનલ પણ મૂકવામાં આવી છે બધી.

ઉપરોક્ત ચિત્રમાં એક ગુફામાં એક વ્યક્તિ જાઈ રહ્યો છે એમ દર્શાવવામાં આવ્યું છે.

ત્યાં ઘણી બધી કાર પાર્કિંગ કરવામાં આવી છે અને ટુ વીલ બાઈક પણ પાર્કિંગ કરવામાં આવ્યું છે.

ત્યાં ઘણા વ્યક્તિઓ બેસીને ઉભી રહી ને તે જ સરસ મજાનું ઝરણાનું દ્રશ્ય જોઈ આનંદ માણી રહ્યા છે.

ઉપરોક્ત ચિત્ર એક જંગલનો છે તેમાં સામેની તરફ ત્રણ ચાર ડુંગરો દેખાઈ રહ્યા છે.

સ્ટેજ પર સાઈડ માં બે સોફા અને વચ્ચે મુખ્ય સોફો મુકવામાં આવ્યો છે.

ઉપર કેસરી સફેદ અને લીલો એમ ત્રણ પટાવાળો ભારતનો ઝંડો લહેરી રહ્યો છે.

ત્યાં નીરા વેચાણ કેન્દ્રમાં નીરો મળે છે તેની બહાર એક ટેમ્પો મુકવામાં આવ્યો છે.

તેમાં ઘણા બધા વૃક્ષો છે ઓછા અને લાંબા તેની વચમાં બ્લોક લગાવવામાં આવ્યા છે.

ઉપરોક્ત ચિત્રમાં બેંક ઓફ બરોડા અને તેની બાજુમાં હોટલ ઓરીઝોન દર્શાવવામાં આવી છે.

ઘણાં બધા વ્યક્તિઓ અવર-જવર ચાલુ છે અને સાઈડ માં વેચવા માટે દુકાનો પણ છે.

ઉપરુક્ત ચિત્રમાં એક ડુંગર ઉપરથી જે નજારો દેખાય છે તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.